હાલો

શું હાલે ભાઈ માવો બનાવે હે હમ હમ થાયકો પારસી બારસીને બધુય કરીન નવરો થયો હું ભારતના મંદિરો વિષે તારે શું કેવું

હમ ઘણાબધી મંદિર હે આમ તું હાયલો જાતો હોય તો તને ભારતમાં મંદિરતો જોવા મળે હમ હમ પણ આમ મને આમ અવી રીતના એટલે હમ પછી શાંતિથી હું તને કેય આ શું મંદિરનું શું કેતોતો બોલ જયે

મારું મનપસંદ મંદિર હમ કયા ભગવાનનું કે કયું મંદિર ગમેઇ હમ મારું મનપસંદ મંદિરતો હેહેઅ હમ હનુમાનબાપાનું કયું સારંગપુર સારંગપુર નય મારા ગામમાં મારી સ્કૂલમાં એક મંદિર હે હનુમાનદાદાનું હમ ઇ મારું મનપસંદ મંદિર હે હમ જ્યાં હું ભણતો ત્યાં ઇ મંદિરમાં હું દરોજ જાતો પગે લાગતો દર સનિવારે તેલ ચડાવતો મંદિર આખું સાફ કરતો જયારે નાનો હતો ત્યારે હવે તો હું ગામમાં રૂપે જાવ હું ગામમાં ઓછો જાવ હું ઇ મંદિર બોવ સારું મંદિર છે એતો આમ નાનું એવુજ મંદિર હે બોવ કાય ખાસ નથી બરાબર મંદિર બોવ સારું છે મને ઇ ગમે હે કય સક્યે એમ ટુકમાં હમ હમ પછી રાજકોટમાં હું હતો તયે ન્યા મને એક હનુમાનબાપાનું મંદિર ગમતું પછી હનુમાબાપાનું રાજકોટમાં આપણે અન્ડરબ્રીજે આવતું કેકેવીથી આમ જાયેને હમ ઓલું પ્લેન વારુ સર્કલ આવે ખબર હોય તો હમ હમ ન્યા મંદિર હતું ઇ હનુમાનબાપાનું શંકરસિહ હનુમાન એમાં કેવું થાતું કે વરસાદની સિઝન હોય ને હમે બાલાજી રોડે રેતા ડોટ્સોફૂટ રીંગરોડ ઉપર ન્યાંથી હમે હાલીન ચાલુ થાયે રખડવા સાટું હાલવા નીકળ્યે તયે શું હમારી પાસે બાઈક બાઈક કાય એવું કાય હતું નય પછી હમે આમ ગમેન્યા જાવાનું હોય આમ રખડવા નીકડા હોય ને એટલે હાલીને જાયે રિક્ષ બિક્ષને એવું ના કર્યે એની જગ્યાએ એક માવો ખાય લયે હમ બરોબરહે હવ હાલીન હાલીન જાયે હમ અને પછી હમે બેય મંદિરે પુગી ન્યા મંદિરે દર્શનકરી હનુમાનબાપાના દર્શનકરી હમે પાછા વર્યેને તા વરસાદ ચાલુ થય જાય ધીમીધારે ધીમીધારે રૂમે પુગ્યેતા ફૂલ વરસાદ આવી ગયો હોય આમ પાણી બાણી ભરાય ગયા હોય ને આમ ફૂલ વરસાદ ચાલુ થય ગયો હોય પછી નવાનું એન્જોય કરવાની આમ મોજ કરવાની કેમ કે બધી પબ્લીકને વરસાદની જરૂર હોયન ને હું રયો ખેડૂતનો છોકરો હમ એક બે વરહમાં એવો કેસ બયનો પછી હમારે રેગ્યુલરનું રૂટિંગ થય ગયું તું એવી રીતના રેગ્યુલર વરસાદ આવતોજ વરસાદની સીજનમાં પણ એમ વરસાદની જરૂર હોય ને વરસાદની સીજન હોયને તયે બધુય એવું હું નાનો હતો ને તયે હિન્ડોરા ઉપર હિચક્કતા હિચક્કતા હું આમ થોડોક હું આમ પલોઠી વારીન આયખુ બન કરીન ફૂલ હિંડોરો હિચ્કાવું ને પછી આમ પછી બોયલા રાખું કે ભગવાન વરસાદ આવવા દયો ભગવાન વરસાદ આવવા દયો ભગવાન વરસાદ આવવા દયો કેમ કે શું વાડીમાં કપાસ વાયવો હોય અને કપાસ વરસાદ થોડોક થયો હોયને તો પછી કપાસનું બી બગડે હમ બાકી શું વરસાદની જરૂરજ હોય વરસાદ સરખાયે થય જાય ને તો આપણું બી બગડે નય ને પપ્પાને બધાય કેતાહોય કે નુકસાની થાય નુકસાની થાય એમ

જગ્યાએ મારા મહાદેવનું મંદિરતો આજુ બાજુમાં જ મળે હે કે જ્યાં હું હાલીને પુગી સકુ કયેક મારે શાંતિ જોતી હોય તો ન્યા જયને હું બેહી સકુ હું રાજકોટમાં નય નય ને સાત થી આઠ જગ્યાતો મેં ફેરવીજ નાયખી હશે પણ બધી જગ્યાએ આજુ બાજુમાં પાનસો મીટરની અંદરમાં મહાદેવનું મંદિરતો હોય હોય ને હોયજ મહાદેવના મંદિરે આપણને આમ શાંતિ હોય એમ

પછી એને અલાહ કયો કે મહાદેવ કયો કે હનુમાનબાપા કયો કે ગણપતિબાપા કયો અલગ અલગ રૂપમાં અલગ અલગ રૂપમાં હેને

મંદિરતો આમ જોવા જાયે તો આપણે હમણાં શ્રીરામનું મંદિર બનાયવું અયોધ્યામાં ઇ મંદિરનું કામ કાજ ને બધુય બોવ સારું એવું હાલે હમ આપણેતો હિન્દુર્યા એટલે આપણેતો હજી હિન્દુ ની ખબર હોય એમ હમ હાલો હમ ઇ બધા મંદિર છે એમ ને તારે હમ મારેય કેદારનાથ નય પણ આપણે આ મહારાષ્ટ્રમાં આવેલુ કયું ઉજૈન ઉજૈન જાવું હે મારે

ગોઠવ્યે ટ્રીપ બીજું શું હોય ઉજૈનની ટ્રીપ ગોઠવી નાખ્યે તો એમતો ટ્રેન જાય છે આપણે આયથી ઉજૈન ઉજૈનનું મંદિર સારું છે હૂતો નથી ગયો પણ અ બીજા દોસ્તારુને બધાય ગ્યાતાને ઇ બધાય વાત કરતાતા કે ભાઈ જોરદાર જગ્યા હે ઉજૈન જાવા જેવું હે એમ મારે પછી કેદારનાથ એકવાર જાવું હે કેદારનાથતો કેદારનાથ હે ભાઈ એમાં કાયનો ઘટે પ્રભુના ચરણોમાં હોય જાવું હે હમ હમ કયનય તો કયનય ગીર તો જાવુજ હે ક્યાં મારો બડે આવે ત્યારે ગીર જાવું મારે હમ આપણા જૂનાગઢ ગીર સોમનાથવારુ જૂનાગઢ ગીર હમ હમ જૂનાગઢ ગીરવારુ

ઈટો ભાઈ જગ્યા હે ખતરનાક જગ્યા હે પછી નીચે ઓલા ચેન્નઈ સાઈડ આયવુંને ખટ્ટીપુરમ કરીન કયક મંદિર હે

વિષ્ણુ ભગવાનનું હમ ઓલા સાઉથના પીચરમાં ખબર એક સીન આવે અલ્લુ અર્જુનનો ઉપરથી રેળતો હોય દૂધથી નવરાવતો હોયને છેક ઉપર હમ હમ બોવ મોટું મંદિર હે હમ ન્યા જાવું હે હમ મંદિરનું મને બોવ ભાઈ

આપણે તું મને હેને કાલ નવરો થાને એટલે ફોન કઈર આપણે કાલ એક મહાદેવના મંદિરે જાહુ મસ્ત આયા હે મારી આજુ બાજુમાં હું રવ હું ને ન્યા શાંતિવારુ ને મસ્ત મંદિર હે આપણે શ્રાવણ મયનો હતોને ત્યારે હું રોજ ન્યા જતો દર્શન કરવા ઘડીક બેહતો ન્યા એટલું આમ ભાઈ સુકુનમાં હતું એટલી શાંતિમાં હતુને આમ વાત પૂછમાં એમ એકવાર ઇ મંદિર સોસાયટીમાં હે મંદિર જોરદારની શાંતીવારું સાવ શાંતિ આમ ટાસણી પણેને તોય અવાજ આવે એમ એવું શાંતી વારુ મંદિર

હા જવાજદેય મંદિરે કોય કોયને ના નો હોય ગમેયી મંદિર હોય ને મંદિરમાં તમને કોય નાનો પાણે હમે ગ્યાતાને હું શ્રાવણ મયનામાં રોજ જાતો હું હુંને એક ઓલો નિતાંતને ઓળયખને

કાલ તું મને યાદ દેવરાવજે આપણે બેય જાહુ ન્યા આપણે બેય ચક્કર મારશું ઇ બાજુ જાયી મજા આવશે ઘડીક શાંતિથી બેહ્સું હમ આપણે આયા ઈની બાજુમાંજ છે જાજુ આઘું નથી સારું સારું હાયલ ભાઈ હું સુયજાવ મારે હવે કાલે પછી જાવાનું છે ગંગા નદી વિશે શું કેવું તારું ત્યાં અંતિમ જગ્યા ઇજ છે અને એવું સુકામે હે ઇ બાજુના લોકો કે ઇ એરિયાના લોકો ઈનું સમસાન ઘાટ ઇ છે ઇ ગંગાનદી પવિત્રતો ગણાય હે પેલેથી ગંગાનદી પવિત્ર ગણાય ને ગંગાનદીમાં તો હું નાયેલો હું ન્યા તમારા પાપ્પ ધૂલી જાય ને એવું બધું બધાય માને છે એમ

તો હમ એની અસ્થી હોયને તે ન્યા ગંગાનદીએ જાય ને ત્યાં જય ને અસ્થી પધરાવે આયથી હમારે બધાલોકોને એવી રીતના હમારા કુટુંબમાં હમે બધા લોકોને ગંગાનદીમાં જયને અસ્થી

હવે આ બધુય પ્રદુસણનાને એના કારણે હવે અત્યારની જનરેસન નવી નવી જનરેસનને જોવા જાવ તો હવે ધીમે ધીમે આ બધુય જી રીત હાલતીને એવું બધુય ભૂલીગયું છે એમ મંદિરને ને એવું બધુય અમુક અમુક ક બધાય માને છે ઇ બધાય માને છે એવું નથી પણ તોય હવે અમુક આમ મેં ઘણી જગ્યાએ નોટીસ પણ કર્યું કે હવે ધીમે ધીમે થયને બધા વરી પાછા શ્રધાની તરફ આવે છે મંદિરે જાવાનુંને આ બધુય શ્રધામાંન બધુય માનવામાંને ધીમે ધીમે બધાય પાછા આવે છે ને અમુક એવાય છે કે જે નથી આવતા પણ મારું કેવાનું એમ છે કે તમે મંદિરે જાવ નો જાવ શ્રધાતો તમાર અંદરથી હોવી જોયે ટુકમાં આમ વિશ્વાસ હોવો જોયે કે એક માન્યતા હોવી જોયે એમ કે ભગવાન હે એમ

ઇ હોવું જોયે એમ ભગવાનતો હે એમ બાકી મેતો ઘણી જગ્યાએ નોટીસ કર્યું પણ મારોતો ભગવાન હે તારો એટલે પર્સનલ હે ભગવાન ના ના ભાઈ ક્યારે ક્યારેક તો મને ખુદને એમ થય જાય કે હુજ નથી ને કેમ કે શ્રીકૃષ્ણ કેતાતા કેઅ તમે જોવો ઇ રૂપમાં હું તમને મળી સકું એમ તમે ધારો ઇ રૂપમાં હું તમને મળી સકું એમ તે બોવ સીર્યસલી વાત લય લીધી ઇ બધી એટલે પછી મને અંદર ને અંદર એમ થયું કે હું બીજાના કોયનામાં ભગવાન ગોતું એના કરતા મારા ખુદનામાં જ ભગવાન ગોતી લવ તો

હરેક માણસમાં ભગવાન હોય પૂજા બુજા ને એવું બધુય ભગવાન વાહે પૈસા ખરચવા નથી એમ પછી ભગવાનની વાહે પૈસા તમે ખર્ચો ઇ ભગવાન એમ નથ કેતા કે તમ મારી વાહે પૈસા ખર્ચો મને દૂધ ચડાવો કે મન નાર્યર વધારો કે એવું કરો એની જગ્યાએ જે માણસને જરૂર છે એને હેલ્પ કરો તો વધારે સારું એમ સારું હાલ ભાઈ પણ હવે વાત નીકળી છે તો તને કયજ દવ કે મારે થોડીલ જરૂર હતી હેલ્પ કરવી હોય તો શું આમ તને એમ થાશે કે ના બોલો શું જરૂર છે